શું અનબન થઇ ગઈ? શું થઇ ગયું છે?

એવું છે? position tight થઇ ગઈ છે? શું ખર્ચામાં શું કરી લીધું એને તો વધારે આવ્યો?

તો પાંચ હજાર ખર્ચામાં ઉપર નીચે થઇ ગયા? એતો દર મહિને કે એના બે બે મહિનામાં છ મહિનામાં તો તકલીફ રહેતી હોય જીવનમાં એતો ક્યારથી એના જીવનમાં તકલીફી જ રહેતી હોય. કે કે ખર્ચો તો એનો માથે પડતો જ હોય અને બીજું એ ઘણાબધા કહીને બી આવતો હોય ને તો પાંચ-દસ રૂપિયા બસો રૂપિયાને भी ગણાઇ દેતો હતો મારા માટે. કે આવું કરી દીધું કે એવું કરી દીધું. કે આજે આ થઇ ગયું હતું આજે થઇ ગયું હતું આજે બી આવશે તો આ બધા બતાવશે કે આજે હું એ કરીને આવ્યો આજે એ કરીને આવ્યો. એને કે આજે અહીંયા હતું કે ત્યાં હતું મારા સાથે भी રહેતો હતો બધાને बताई बताई જ કરતો હતો. ચાર વાગે તો login મારવા આવતો હતો. તો પછી એમને એનો પોસાય છે અહીંયા? તો interview ચારથી તો આઠ કલાક તો કરવું જોઈએ તો ત્યાં તો પૂરો ખર્ચો મળે ત્યાં કોણ ખોટું થોડી પગાર એવો આવે છે ચાર કલાક કરીને શું કરે છે એ भीtime થી નહીં આવતો હોય.

હા વાંધો નહિ પહેલા અહીંયા full time ની કરતો હતો એને pan card નું भी ધંધો જે હતું એ પૂરું કરતો હતો. ત્યારે એમાં એવું કોઈ તકલીફ નહીં આવતી હતી એ time માં એ તો અત્યારથી part-time કરે અને એવું કરતો હતો. એના પેલા second માં ગાડી હતી તો હતી મારે time માં તો કેટલું કરાવતો હતો એક વાર તો હું એના પૈસા આપ્યો હતો તો મને બાદમાં આપ્યું હતું ત્યારે હું કીધું આપણા ભાઈબંધીમાં ચાલતું હતું તો એવું કઈ વાંધો નથી હતું એ પહેલા friend to friend હતું જે તમારા સાથે બેઠા છે ને એ જ અમારા સાથે પહેલા બેસતા હતા અને ઉઠતા હતા અમારા સાથે તો મારો વ્યવહાર તો ચા પીવાની જ હતો, એવું હતું તો નાસ્તો કરતો તો કે અમે એવું કરતા અમે ચાર જણા હતા પહેલા તો ત્રણ એ આપણે એ એ તો એવું attitude દેખાવતો હતો ને એક દિવસ આવ્યો તો આપણે હવે અમે તમારા થોડી ખબર છે કે તમારા mind માં શું ચાલે છે કે શું નાં હું તો તમારા પાછળ આવીને કહું કેમ છો ગોપાલભાઈ તમે? એવું હાથ લાગયો તો એ રિસાઈ ગયો તો હવે એ નહિ બોલતો તો આપણે भी એક વાર માર થી બોલવાનું ચાલુ કર્યુ એ બોલતો તો મેં એને ના કહી દીધું કે નઈ બોલવાનું ભાઈ ત્યારથી નહિ બોલતા. હવે તમારા mind જે વિચારે હવે હું તમારા ઘરથી આવ્યો તો તમે મળવા આવ્યા હવે તમે કઈ રીતના બેઠો છું કઈ રીતના નહિ તો હું તમે તમે ના બોલતા હોવ તો તમે હા તો કરી દો કે હા ભાઈ એવું છે શાંતિ ની બોલવાનું હોય તો ના બોલવાનું બીજી વાત बाद માં બોલજો ના બોલશો તો નહિ બોલવાનું આપણે પોસાય તો બોલવાનું મગજમારી નહીં થઇ હતી આમાં floor ઉપર હતું floor ઉપર એ બેઠો હતો તો એ આવ્યો હતો. તો એ આવ્યો તો મેં એના પાસે મળવા ગયો તો કે આવ્યો ભાઈ એમ આપણો ભાઈબંધ છે તો આપણે મળવા જતા. હવે હું આવતો હતો તમાર મળવા નહીં આવતું?

બરાબર એના પહેલા હું આવી ગયો હતો અને એ बाद માં આવ્યો હતો એને ચાર વાગે આવ્યો હતો. shift આપણે ત્રણ વાગેની હતી. તો એ આવ્યો તો પછી એને તો એ ઉપર હાથ ઉપાડી દીધો. ગાલ ઉપર લાલ હા લાફો મારી દીધો. પછી એ time એ તો બધા public બેસતી હતી ને floor ઉપર. તો અમે લોકો તો બેસતા ભાઈબંધ છે મસ્તી મજાક ચાલતી હોય. તો મેં ચુપચાપ જઇને બેઠી ગયો તો પછી બાદમાં આવ્યો કે તો એ એવું કે આ કે આપણે એવું છે કે આપણે sorry ગલતી થઇ ગઈ છે એવું છે એવું છે કરતો હતો બીજું, ચા પીવા ગયા ચા ના પૈસા આપી દીધા. પછી એને તો હું શું એને પૂછજો કે સો રૂપિયા भी હું આપ્યો હતું એને અંડા ખીમાને ખાતા હતા અને અમે ભુર્જી ખાતા હતા તો મેં એને કીધું મારા પાસે અત્યારે પૈસા નથી તો તને ખાવું હોય તો खिलाई દઉં ચાલ એતો ભુરીયા પાસે જતો હતો એના પૈસા બાદમાં હું આપી દઈશ પગાર આવશે ત્યારે નહીં તો મારે બીજુ કઈ કામ હતું તો એ time મારે भी હાથ થોડું થઇ ગયું હતું.

તો આ આ બધાના તો પછી बाद માં sorry બોલતો હતો પછી વાત કરવાનું કહેતો હતો. મેં મેં એને ના જ સામેથી કઈ દીઘી કે ના પોસાય આપણે કે તમે તમારા રીતે કરતા હોય. તમે તમારા power હોય ને અમારી પાસે અમારો power નાં હોય. તો આપણે attitude એ દેખાવતો હતો. એના એ આપણે બોલ બોલ કરતો હતો તો આપણે એવું નહિ એવા એવું. થોડી બોલચાલ થઇ ગઈ હતી તો ત્યારે भी એવું સમજાવતા હતા એને એવું કરાવ્યું મેં રહેવા દે ભાઈ આપણે વધારે નહિ કેટલું સાંભળવાનું કેટલું કરવાનું? એ બોલ આપણા ઉપર એવુ લાગતુ હતું કે હુ જ છુ જેવુ છુ. મને વધારે આવે છે કે એવુ આવે તો એના માટે મારે નહિ પોસાતુ તો મેં એના બહુ જેલ્યુ. નાસ્તા બાસ્તા માં એ તો એ બતાવતું હોય હવે હું તમે કીધું કે મારા પાસેથી દસ ત્યારે જયારે કઈ થઇ જતું હોય તો આપણે શું કરવાનું કોઈ इंसान એ અમને રાખતા જ નથી એતો અમે તો એવું નથી રાખતા હતા કે તમારા પાસે પૈસા ના હોય અમે તો ભુરીયા પાસે પૈસા પડ્યા હોય નાં તારા પાસે હોય તો ખવાડાવાનું છે તો ચલ. કે આજે ભુરીયાનું ખાવાનું જ છે તો અમે આંઠ વાગે નવ વાગે એનો mood થયો. તો ચાલ હેડ આવીએ તો મારા પૈસા હોય તો હું આપી જ દેતો હતો. એના પાસે તો એ હિસાબ રાખતો હતો તો એ કેહતો હતો કે તને વીસ આપું કે પચાસ આપું કે એવું. ના રહેવા દે જા ભાઈબંધી છે આપણે એવું નથી કરતા તો આપણે તો માંગતા भी નહિ ત્યાં અને ભુરીયા પાસે તો અમે જયારે mood થઇ ગયોને ત્યારે જ ખાવા જતું રહેવું કે ચા પીવા તો અમે કેટલી વાર જતા ક્યાં ક્યાં

VS Hospital માં હા એ એ भी સારી હતી તો એ भीcoffee જેવું બનાવે લાલ દરવાજા બપોર બપોરમાં એનો mood થઇ ગયો ચલ ના ચલ મારા પાસે એટલો પૈસો છે. તો આપણે એવું નથી હોતું કે ચલ. ત્યારે બીસ રૂપિયા ત્રીસ રૂપિયા હોય ને તો બીજું આપણે અહીંયા દાળવડા ખાવા જતો હોય તો કે લે મારા પાસે ત્યારે પૈસા હોય તો આપી દઉ.

કારણ કે મને બે હજાર પચ્ચી આપણો પગાર આવતો હોય ને તો હજાર પંદરસો બે હાજરનો તો આપણે ખર્ચો રાખવો પડે છે ને ભાઈ આપણે બારથી આવે છે હવે ત્યાંથી હું આવ જાવ તો પચાસ સો રૂપિયાનું પેટ્રોલ હોય. પેટ્રોલના પૈસા ખાવા પીવાના તો રાખવું પડેને હે ને તો આપણે જેબમાં તો હા તો જેબમાં પૈસા હોય તો બીસ પચાસ રૂપિયામાં તું આપણો ભાઈબંધ હોય તો તારાથી થોડી પચાસ રૂપિયા માંગ્યા હોય કે ભાઈ તું લે પચાસ રૂપિયા આપ મને કે તારે આપણા બંનેને ખાધું હોય સો રૂપિયાનું.

હા હા અરે સો બસો ત્રણસો રૂપિયા હોય તો आधा आधा કરી લઈએ તો બધાને એક ને વધારે ના કહેવાય ઔર એક જેલતો હોય તો બીજી વાર બીજાવાળાને સમજવું જોઈએ. કે ભાઈ આજે તમે ખર્ચો કર દીધો તો કાલે અમે भी ખર્ચો કરી આપીશું એના હવે હું તમારે ગોપાલભાઈ તમે જ ખાવ ખાવ કરો તમારું જ ખાવાનું હોય તો મારે પૈસા ના નીકાળવું હોય તો પછી તમારા મનમાં શું લાગે? સબંધ રાખવાનું એવું નથી તમે તમારી જેબમાં હોય. તમે આપી દો તમારા ખર્ચા વધાર નથી કે તમે પૈસા આપી દીધું હોય તો વાંધો ના આવે અને તમારે પાસે નથી તો તમે કહી શકો છો કે છોટુ તું भी દસ પચાસ તું આપી દેજે પચાસ હું આપી દઉ.

એના તને ભુરીયા પાસે જતા હતા પહેલા તો વધારે અમે ભૂરિયાને જ લગાવતા હતા. ત્યારે ભુરીયા પાસે બોવ બધા ખાવા જતા હતા મસ્કાબન અને આ એ બધા બનાવતા ત્યારે ખાવા જતા.

હું તો કર્ણાવતીની જ પીવું દસ રૂપિયાની parcel કરીને. એ testyभी नींद भी આવે છે. કાલે કાલે શું થયું કાલે તમે આવતા હતા તો મને બહુ ગેહરી નીંદમાં હતો મને ધ્યાન નહિ તો તમારા કાલે તમેં ચા આપી. ત્યાર પછી હું હે ને ચા પી ને પછી તારા પછી નીચે ગયો નીચે ગયો તો મેં નાસ્તા કરવા ગયા મેં તો લા આ તો લઇ લીધું મેં આ फिर મારા mood માં આવ્યું ગોપાલભાઈ આ નમકીન નમકીન બધા લઈને આવ્યા હું भी લઇને જ નીકળું તો પહેલા ગયો. હમ હા

એના માટે તો હું નહીં લાવતો ના ના હું નહીં કરતો. હા તો એ પહેલા મેં નીચે ગયો તો પેલા security વાળા એ ઓંલું પૂછ્યું કે ચા પીવાની? મેં ના હું તો ચા તો ઉપર પી ને આવ્યો હતો કાલે એવું કરતો હતો પછી હું ગયો કર્ણાવતીમાં ચા પીધી. પછી આપણે પાંચ પાણીપૂરી વાળું નહીં એ testy લાગે છે. એ જ ને કઈક હા હા હા

તો flavour હતું ને તો એના માટે તો મેં લા મેં ખાઈ લાવ test ખાલી દિમાગ પછી ચા પીધી પછી ઉપર લઇને આવ્યો પછી security વાળા એ કીધુ કે લા સિગરેટ મંગાઈ અને પછી દસ રૂપિયાની ફરી ચા મંગાઈ.

તમે સાત તમે સાત પાંત્રીસ કર્યુ મેં તો સાત કલાક જ કર્યુ.

તો પછી આવ્યો તો security વાળા સિગરેટ પિતા હતો બોલે સિગરેટ પીશ? ના મારે નહીં પીવાની પહેલા પીતો હતો હવે એ આ પહેલા એ અંદરની ત્યાં તમે મારવાડી ના પાસે ચા પીવા જાઓ છો. એનાથી એક और આગળ દુકાન છે તો પહેલા બીજી भी લેતો હતો flower વાળી તો અમે બધા પી ને આવતા હતા બહુ બધા

સિગરેટ હવે ફરીથી ચાલુ કરી દીધી એવું? પહેલા એ ઈલાયચી ખાતો હતો વધારે. ઈલાયચી ખાતો તો બાબા ઈલાયચી.

હા એ सेहत માટે સારું હોય મેં કોઈ દિવસ આપણે એવી કોઈ ટેવ નથી આપણે બધા કરતા હોય હા હમ નહિ એ બધા તો શોખ હોય છે મારે એવું નથી કે આ ટેવ હોવી જોઈએ છે. અરે મારે planning હતું એ lockdown ના वजह થી કરી આ પચ્ચીસથી એકત્રીસ તારીખ સુધી આહ શું કે free માં નહિ જ ચાલતું હોય. તમે family કીધું હતું કે અમે પચ્ચીસ તારીખ પછી આપણે એક દિવસ કાંકરિયા ગુમીને આવશે free હતું. પણ મારા દાતના લીધે તકલીફ થઇ ગઈ તો એ દિવસે રજા લઇ લીધી.

તો એવું હતું અત્યારે free માં ચાલે છે ને એકત્રીસ તારીખ સુધી? તો એકત્રીસ તારીખ સુધીમાં જયારે time હોય ત્યારે ક્યારે તમારે week off લેવાની કે week off બધા પતી ગઈ છે. ઓહો તો તમે જઈ શકો છો ને તમારા

પર આ લોકો નખરા કરે છે ને આપણે પુરા મહેનત પુરા મહિનો કામ કર્યુ.

એ તો નીકળવું પડે હવે ક્યાં મહિના તો પુરા થવાનો છે હવે અને આજે તો પચ્ચીસ તો થઇ ગઈ છે છ દિવસ બાકી છે. સાત તારીખ પછી કેટલી તારીખ? નવ આવ્યો હતો મારે તો સાત એ આવી ગઈ હતી આ મહીના भी સાત એ આવશે મારું તો કદાચ. અમારે भी તો આવશે સાડા દસ જેવું આવશે આ મહિના bonusभी આવશે ત્રણ મહિનાનું bonus વોનસ બધું આવી જશે આ મહિનામાં તો સારું આ મહિના જ જોઈએ છે.

તો એના company ને ના આવ્યા હોય અમારે તો bonus બાકી છે અત્યારે પંદર હજાર તો મારું બાકી છે. દત્તનું વધારે હોય કારણ કે મેં તો વધારે બે હજાર વીસને એવું company ની હાલત હતી ને કે બંધ કરવાની હતી. ત્યારે એવું હતું કે બધા ફફડતા થઇગયા હતા રાતના અમે દત્તુ થઇ ગયા હતા એવું એવું અમે લોકો બધા નજરમાં બધા બધા રહી ગયા હતા હાર્દિક

એને બીજું જે છોડીને ગયો ને એમને બધાને આપી દીધું છે તો મેં કહ્યું આપણે ગુનો કર્યો છે? તો અમે भी કાલે છોડી દઈએ છીએ તો અમને भी આપીદો. એવું છે તો બધા બધા એનું કોઈ એ તો બીજું કોઈ આવ્યો હોય company માંથી અત્યારે આવતું ના હોય કારણ કે એવું છે કે જે એનું આવશે તો મારું भी આવશે

હસમુખભાઈ, મેં અને દત્ત બીજું morning માં આવતા બધાને બધાને same સાથે જ છે. અમારે બધાને એવું same છે. એટલે દત્ત તો બીજી જગ્યાએ કોઈ ફાફા મારતો હોય દસ હજાર અહીંયા થઇ ગયા છે ઇજ્જ્ત થી સાડા દસ થી અહીંયા ઉપાડ તો દસ હાજર તો એને આપવું પડે ને દસ હાજર સાડા દસ તો અહીંયા મળતું જ હોય ને હજાર રૂપિયા incentive

સાચો પગાર નહિ એ તો ફાફા પાડે છે ખાલી એને પહેલા બતાવતો story બહુ એનું knowledge વધારે મળે એવું નહીં તમે જેટલું કીધું હોય ને એટલુ જ કરતો હોય વધારે ના કરે કોઈ દિવસ એવું છે એનું મહેનતી इंसान છે invest કરે છે દિમાગ બહુ તેજ ચલાવે છે. પર જ્યાં ચાલવું હોય ને ત્યાં નહિ ચલાવતું જ્યાં નહિ ચલાવું હોય ને ત્યાં ચલાવે છે. એવું છે માણસ એવું નથી કે એનું knowledge નથી કે એવું નહિ એને invest નથી બધા કરતા હોય અરે અપના આપમાં એવું સમજે છે કે હું i am something છું. હા એ એવું સમજે છે એ એ તમને નઈ લાગતું અત્યાર સુધીમાં એ તમારે भी ક્યારે ક્યારે ક્યારે તમાર भेजा ઉપર भी આવતું હોય કે એ આપણી જ વાત કહેતા હોય બીજાની કોઈ તમારા તમે જે શું કહો એ તમારી વાત નહિ સાંભાળતા હોય.

કાંકરિયા તો મારા નજદીકમાં પડે છે મારા તો નજદીકમાં પડે છે બધા ઘુમીને આવ્યો છું ત્યાં તો મારા family લઈને મારી પેલી ride આ ના મારા family મારી પહેલા લગન થઇ હતીને તો પહેલી सालगिरा હતી તો મેં એને કીધું તું કે ચાલ ઘુમીને આવીએ તો એ અહીંયા જઈને આવ્યા તો એ ત્યાં પેલી સાલમાં ગયા હતા હવે time વધારે થઇ ગયો ત્યારે ગયો હતો તો મેં પહેલી सालगिरा પર ગયો હતો બીજી વારે આ time એ plan બનાવ્યો હતો.

તો એ ધ્યાન વગર હોય મને એ paper વેપરમાં તો વાંચી લીધું કારણ કે અમારે એક શું છે કે અમારે કોઈ બનાવ્યોને તો મેં દસ પાંચ દિવસ પહેલા મને કે અમે અહીંયા જાઉં છે. તો ત્યારે હું જાવ હવે હું સોચું છું કે એક તારીખે હેને વૈષ્ણોદેવી મંદિર નહિ આપણે ત્યાં હેને family લઇને જાવ તો ત્યારે દર્શન માતાનું મંદિર હવે બીજી જગ્યા ક્યાં ઘૂમવાનું હોય? તો એના માટે વૈષ્ણવદેવી મંદિર ઘૂમવાનો planning બનાવું છું એક તારીખે એને લઇને જાવ સવાર સવારમાં. આપણે ત્યાં ત્યાં છે ને મંદિર તમારે તો પાસમાં પડતા હોય છે હા અમદાવાદમાં છે નથી જમ્મુ-કશ્મીરમાં તો અમે હમ હમ હમ હમ

અમેં એક વાર બે વાર, બે ત્રણ friends સાથે જ માજા આવે બીજું કોઈ મજા નઈ આવતી.

ઠીક है હવે ચલો.

હલો હેલો અ સિમરન બેન અરે સિમરન બેન કેમછો મજામાં હા હા માજા માં ઓર બતાઓ તમે કેમ છો? બસ મજામાં મેં કીધું મારે એક કામ હતું એટલે મેં તમને ફોને કરીયો આજે

શું કામ હતું? મારે તમારા ભાઈ કાય ઇલેક્ટ્રોનિક નું કામ કરે છે ને?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 કે વસ્તુ આમ વેચે છે ઇલેક્ટ્રોનિક આઈટમ માં કય વસ્તુ રાખે છે અમે એ આ મોબાઇલ ની એસેસરિસ હોય છે ને બ્લૂટૂથ ને ચાર્જર આ મૂકે છે અચ્છા કેમ કે મારે એમાં ઇલેક્ટ્રોનિક આઈટમ માં ઘણી બધી રિક્વિયરમેન્ટ આવતી હોય છે પાંચસો છસો હજાર પીશ હ જેમ કે મારા કસ્ટમર કેવા હોય છે એ લોકો ને પાંચશો સ્પીકર જોતા હોય છે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 આમ મને એટલું બધું ખ્યાલ નથી હું અને જોડે વાત કરું અને કંઈક પ્રોબ્લેમ ના હોય અરેન્જમેનેટ કરી શકે તો કરી આપ શે તમને એટલે એ એક એક પીશ વેચે છે કે હોલ સેલ માં ના એ તો એક એક એક જ પીશ રાખે છે હોલ સે લ માં નથી અચ્છા તો તો મારા કામ નું નય મને એમ કે હોલસેલ નું કરતા હશે ના ના હૉલસેલ નું નથી અમારે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 હા એતો મને ખબર છે હા કેમ કે મારે જે ગિફ્ટ નું કામ છે ને મારે બધા ડોક્ટરો ને ગિફ્ટ આપવાની હોય છે હવે જેમ કે અમદાવાદ માં હજાર ડોકટર છે તો મારે હજાર સ્પીકર બજાર થી લય ને પછી એ સ્પીકર ઉપર એક એક ડોક્ટર નું નામે લખી ને પછી પેકીંગ કરી ને ડોક્ટર ને ત્યાં આપવા જાવનું હોય છે ઓકે હા તો મેં કીધું કદાચ તમારા ભાઈ ને ખબર હોય કે એ એની જોડે સ્ટોકે હોય હાજર સ્પીકર નું એ મારી મદદ કરી શકે ના મને હોલસેલ નું નથી ખબરકરે છે કે એક પીશ કોઈક મગાવે તો આપી દે ઓકે અને અમદાવાદ માંજ કરે છે કે અમદાવાદ થી બાર ભી જાય છે આમ જાય છે બહાર ભી પોતે જાય છે એક વસ્તુ ડીલરવરી કરવા અમદાવાદ ત્યાં ના ના ના એ પોતે નથી જતો એમના એ બીજા ભી છે ગ્રુપ બનેલું છે એમાં તો એ બેજ ને કામ સોંપી નાખે પછી જે ડીલેવરી ચાર્જ અલગ હોય તેમ તો આપડે એ પેલી આઈટમ કઈ રાખે છે ચાઇના ની હોય છે કે બાર્નડેડ હોય છે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

હા સમજી ગય સમજી ગય મેં કરેલુ છે છ મહિના સુદી કરેલું છે પણ આમ તો મેહનત બોવ છે સિમરન બેન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 અને આ લોકો તો પગાર ભી ઓછો આપતા હશે હમ પગાર તો ઓછો છે ને દસ હાજર ખાલી પગાર છે એમાં થોડુંક વધારે કામ કરીયે કમિશન ઉપર થોડુંક મળી જાય અને આખો દિવસ દોડ તું રેવાનું ને ગાડી લય ને હા એનું તો ગાડી નું જ કામ છે ને આખો દિવશ અને ચાલવાનું ઓડૅર આપવાનું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 હા એ તા તો ભાભી હવે તો લગન થઈ ગયા ને બેય ના ના ના અત્યરે તો ના થયા એના થયા એના લગન જો ના જ કરતા હો એમને ને મજાક કરું છું લગન કરીયા પછી કોઈ મજા નથી આવતી વધારે એકલો ફરવા દો અને અમે અમે અમે કરિયા છે

અમે કરિયા છે અમે કરિયા છે એટલે અમે તમને મોટા ભાઈ તરીકે સલાહ આપીયે છીએ એમના લગન ના કરાવતા જીવન માં એક દમ ફ્રી રેવું હોય ફ્રીડમ માં જીવવું હોય મા જા માનવી હોય જીવન ને તો તમારે એકલું જ રેવાનું અને પેશા કામવા ના ખાલી બસ મારા થી વાત તો કરવાજો એની હું અને બરાબર નું જ્ઞાન આપીશ કેમ કે મારી અટક ભી છે જ્ઞાનચંદાની એમ હા હા હા એટલે તમે જ્ઞાન આપો છો હા હું જ્ઞાન આપુછું પરફેકટ મારો અઢાર વર્ષ નો જ્ઞાન લેવાનો એક્સપેરીરીયાંશ છે હવે મેં બધા ને આપવનું શરુ કરિયું છે

હા એતો અમે પેલા ચોખા ના પાપડ બનાયે છે અને થોડું એનું ખીચું આવે છે ગુજરાતી માનશો ને ગમે છે

અત્યરે આમાં એરિયા ગુજરાતી છે ના તો એટલે ગુજરાતી માનશો ને ગમે છે અમે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

આયા અમારા ઘરીની બાર એક પકોડી વાળો આમ હતો છ દિવશ થી ગાયબ છે કંટાળી ગયો તો હવે આવતો જ નથી બધા બાયરા થી કંટાળી ગયા એ